સારું હોય છે કપિલ શર્મા show મજા આવે જોવની. સારું છે મગજ fresh થઈ જાય એમ.

એના જેવી જિંદગી છે આપડે. હમ દિલ દે ચુકે સનમ જેવી. એ picture જોઈ લે કે મને જોઈ લે એના જેવો seen છે મારો. જો જો સારો છે.

એના picture જેવો seen થવાનો એટલે મારો intense એવો જ છે એના પપ્પા ના માટે બલિદાન કરી દેવું પડિયું એટલે મારે બલિદાન આલી દેવું પડિયું. બલિદાન આલવાનું એમ picture જોવની મજા આવે મગજ fresh થઈ જાય ઓલું કિક picture બી સારું છે

હા ઓલો સુ નાગાર્જુન નો જોવની મજા આવે. હીરો જોરદાર થઈ ગયો speaker છે હમ હા ચાલે છે હા બરોબર આયા જ છે હમણાં વચમાં આયા જ ગોતા બાજુ જ હતું આપડે અડાલજ અડાલજ ક્યાં આયા ઓગણજ બાજુ અત્યરે હવે કંઈક છે કઈ બાજુ જવનું બીજી બાજુ જવનું એવું swimming pool આપડે વોટર પાર્ક છે ને કાંકરિયા જલધારા

ચારસો હાજર રૂપિયાની પંદરસો ની ગણતરી છે પંદરસો બે હાજર માં. ના ના મોટો આપડે નાઈ એવો જ છે મજા આવે નાવની.

assignment assignment ના assignment તો જોવે હું લખતો જ નથી.

આમ school school ની પરીક્ષા સારી college કરતા.

હિમાલીયા મોલ માં તો કઈ નથી બાર મેક ડોનલ બાર મેક ડોનલ છે ઉપર movie નું છે અને horror horror નું છે.

બરફ છે ને horror ભૂત નઈ આવતા ભૂત જોતા આપડે horror હા એ છે પછી બધા આપડે shopping માટે બધા store છે બધા

ગાંધી આશ્રમ તો અહીં જ આવ્યું નજીક.

ટિકિટ તો હશે બસો જેવી.

અહીંયા સુ કેવાય? કાંકરિયા બી જોવાની મજા આવે અને?

કાંકરિયા rides માં બેસો rides માં કાંકરિયા rides માં બેસો ને એમાં જોરદાર મજા આવે

આ મીની કાંકરિયા છે rides માં ફરવા ની મજા આવે rides માં બેસવની. ઉપર થી નીચે થાય ને આમ જોરદાર.

ફરવા તો જાવ છે હવે છ મહિના પછી જ.

normal જે જગ્યા એ ફરવા જવનું હોય એ જગ્યા એ નઈ જવાતું બાકી બધે ફરી લીધું.

હમ હા એ ખરી હા sports બધી sports bike જ છે ને આપડી જોડે.

એક સો ચાલીસ આપડે ટ્રાવેલ્સ નું કરવનું છે પણ અત્યારે હજુ કઈ કરવનું નથી હજુ વાર છે મારે તો ઘણું બધું કરવનું છે હજુ તો time pass કરું છું બધું પછી ઘણું બધું કરવાનું છે કેવાય એવું નહિ ઘણું બધું બાકી છે અડધું સપનું પૂરું થઇ ગયું અડધું બાકી છે એમ. એ મારુ કેવાય એવું નથી પૂરું કરી નાખિયું અડધું અડધું બાકી છે હવે અડધું જિંદગી માં ઈચ્છા હોય ને અડધી બાકી છે બસ પછી બધું પૂરું. બાકી બીજું સેવા કરો બસ લોકો ની સેવા કરો બસ બીજું કઈ નઈ મારી જેમ બધું નું સેવા કરો

કાંકરિયા એ બધું બીજું સુ હોય river front પછી આ બધા અમદાવાદ ના બધા મોલ હોય મોલ માંપછી બે મંદિરો બસ બીજું સુ હોય.

સારું કે સારું છે વસ્તુ મળી .

હા CID જોતો હા જોતો CIDCID જોતા CID

એ ચંદ્રામુખી એ શક્તિમાન જેવી જ હતી.

ના ના એટલે શક્તિમાન જેવું શક્તિ માં સીરીયલ જોઈ એના જેવી એમ.

પછી તમાનો ખાવા પીવાનો સેનો શોખ? સિંધુ ભવન ગયા તમે સિંધુ ભવન ચાલે full બધું મળે જે ખાવું. અત્યાર બધી generation કેવી થઇ ગઈ બધું online ખાવા વાળું છે અત્યાર આપડે હોકો માં જાય હોકો એટી માં હોકો

online online કરે બધા અને આ બધી ફરવા જોડે જાય બધા અહીંયા જાય ખાવા એવું કઈ નઈ online બી મંગાવે પણ. online માં થોડી તકલીફ રે ના એમ નઈ delivery. over time માં થોડું ઠંડુ મંડુ બધુંય હોય હા અમારે તો સામેજ છે ઘર ની જોડે.

હા હવે બહુ જગ્યા એ ચાલુ થઇ ગઈ ને પેલા અમારે વસ્ત્રાલ માં ચાલુ થઇ પેલા. હમ ચાલુ થઇ પછી હવે બધી જગ્યા એ ચાલુ થઇ ગઈ અખબાર નગર ચાલુ થઇ ગઈ. હા બધે ચાલુ થઇ ગઈ છે હવે.

ના ticket ticket time નઈ પેલા વસ્ત્રાલ માં ચાલુ થઇ તી

હમ પાવાગઢ બી સારું.

પછી છે દ્વારકા, બેટદ્વારકા. એટલે આપડા ગુજરાત માં ગુજરાત માં સુ પેલા અંબાજી બરોબર છે પછી આપડે સુ કે વાય ચા ચોટીલા પછી પાવા પાવાગઢ બરોબર છે પછી આપડે બહુચરાજી મંદિર એ બહુચરાજીમાં આવ્યું દ્વારકા ને બેટદ્વારકા આ બધું ફરવા જેવું પાલીતાણા. રાજકોટ ગયેલો ખરી પણ જલારામ ગયેલો એમાં કઈ જોવા જેવું નથી જલારામ માં હમ બાપા સીતારામ માં મંદિર છે.

પછી ઓલું અહીંયા આપડે મેંમદાવાદ ગણપતિ નું છે ત્યાં. હમ ત્યાં સૂર્ય ના . ના ઇયાં નઈ ના ઇયા નઈ જ્યો.

રાજસ આબુ માં પણ મજા આવે રાજસ્થાન માં તો જોધપુર સારી city બધી. સારું છે ફરવા જેવું રાજસ્થાન.

એ બધું ફ એ બધું પૂરું કરશુ હવે.

આબુ આબુ.

શરણાઈ સાથે તમને ગીત ની મદદ લેવી પડે છે જરૂર સૂર મેદવ્ય વિના શરણાઈ શરૂ કરી શકાતી નથી સહી આંત્ર સંચરી અભોગ એ યાદ કરી પહેલા મનોમન ગાવું પડે છે

સુર સાથે પણ શબ્દોની જરૂરત રહે છે શબ્દો ના કારણે સૂર માં વજન આવે છે. તેથી ગાવા અને બજવણી મજા આવે છે શબ્દો ના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીત ના બાવો મન માં ઊઠે છે

અને હાર્મોનિયું બજવનું બીજા પાસે સિખેલો મારા હાલ નો જે ગુરુ લક્ષ્મણ પ્રસાદ ના ગ્વાલિયર ના મહારાજ ના ભાઈ ગણપતરાવ ના સિસયા હતા રાવણું અને રાજી પણ મધુસંકા પાસે સિખલો પ્રથમ થી શરણાઈ ઘરમાં હતી ઘરના એકે એક સભ્યએ વગાડતાં ના એટલે પસંદગી નો સવાલ ન હતો મને પણ શરણાઇ ને આ બેચાર પ્રસંગો યાદ આવે છે જીવન ભાર ભૂલી નહીં સકું ચાર દિવસ પહલાજ મામા સપના માં આવેલા. થોડા દિવસ પેહલા મામા ના સંબડ્યા ને કેટલા વારસો વીતી ગયા નવસો ને ચાલીસ માં તેઓ ગુજરી ગયા હવે એ ક્યાં થી સંબડવામાં મદવાનું જે મને સપના માં આવ્યું મામા ને મોટા ભાઈ બંને બેઠા ત્યાં હું શરણાઈ બજાવ છું પણ સારી બજતી નથી એ મામા બજાવે તો હું ખુશ થઈ જાવ છું એ તો સાપની વાત થઈ હવે સાચો પ્રસંગ થયું હમ જ્યારે હું પંદર વરસ નો હતો ત્યરેહ સારું વગાડતા સિખી ગયેલો લોકો મારી પ્રશંસા કરતાં પણ મામા હંમેશા તોક્યા કરતા તેઓ મને કહેતા હમ સૂર વચે રહી જાય છે ને તું આજુબાજુ ફર્યા કરે છે સૂર માં દાખલ થતો નથી તેમના આવા જ મને અથુ લાગતું હતું અને મને મન માં થતું કે જાની કરી ને મામા મને પાછો પાડવા આવી ટીકાઓ કર્યા કરે છે મને સારું આવડે છે એટલે મારો ઉત્સા ભંગ કરવાની જેમની નામ એજ છે મારે આવા વિચાર થી મામા માં હમ એમને થયું કે છોકરા ને મદ આવી ગયો છે પણ એમને મને કાઇ કહ્યું નહીં એક દિવસ હું રાત્રે હું તિલક મારા મન થી હું ઉત્તમ વાગડતો હતો

હમ એમની સાધનાજ એકવી હતી કે પડી ડે એક બીજો પ્રસંગ યાદ આવે છે હમ રાત્રે હું તિલક પામોદ વગાડતો હતો ત્યરેહ બીજો પ્રસંગ બની ગયો મામા ની પાર્ટી અલીબક્ષ ને પાર્ટી કહવતી તે એક જાગીય એ શરનાઈ ની સ્પર્ધા યોજાયાલી મામા બીમાર હતા એટલે મારે એમાં ભાગ લેવા જવાનું થયું જતી વખતે મામા ને પગે લગિયો ત્યરેહ મામા એ આસમાન સહમે જોઈ ખુદા ને યાદ કરી મારા માથા પર હાથ મુકિયો અને પછી હિમ્મત હમ હત ઠપકારી રાજા હતી એ વખતે હું હું મને બદલવી લવાલો લગિયો મારામાં માં જાણે મામા નો પ્રવેશ થઈ ગયો હોય આવો અનુભવ થયો હરિફાય માં જીત્યો મારી વાહ વાહ થઈ ગઈ પણ ઘેર આવ્યો તે પછી તો તેઓ બની ગયો હોવ તેવું અનુભવ્યું મામા ની સકતી નો પરિચય ત્યરેહ થયો છેલ્લો પ્રસંગ છે એમના અવસાન સમય નો જિંદગી માં કદી ન ભુલાઈ તેવો અને મારા અ ભાગિય નો એજ્જ બનાવે છે આજે જ હું કાવ છું આજેજ હું કવ છું કે એમની જ દુઆ છે હા હું માનું છુ મામા છેક સુધી સાજા સારા હતા એક દિવસ અચાનક બપોરે ચાર વાગે તબિયત કાઇ રાત્રે દસ વાગીએ ખરાબ થઈ હું એમની સાથે બેઠેલો તે પથરી માં તરફડતા હતા એમ ને એમ બાથ અને ઊંઘ છે કોઈ એની સહમે એ જોતો જાય ને કાઇ માડી આવે તો તેના આશીર્વાદ આ મોદી રાત પછી નો આ મોદી રાત પછી નો એક દુઆ મળે છે આ કહવા થી વકતે ખરેખર તેઓ ની ખુદા ની ઇબાદત કરી રહ્યા હોવાનો ભાવ એમના મોહ પર હતો ખુદા પ્રયત્ન ની ભક્તિ માં તેઓ તરબોળ દેખાતા હતા મિજાજ ની વાત તો દરેક કલાકાર માં હોય છે તમે જાણો છો ને રાગ કભી કભી બનતી હાય એટલે હાર હમેશા બધુ થઈ હા ઘણી વાર એવા પ્રસંગો બને છે કોઈ વાર પછાડ થી પણ એવિજ અનુભૂતિ પડે છે આ વખતે કરા કાકા ની મંગિયો અને પાસે મને આપવાના પૈસા ન હતા મે અને જે મેડ એમાં થી અડધુ આપના ની સરત સારો રહ્યો વખત સારી થઈ પણ એ ભાઈ ના આદધો ભાગ દેવાની ઈચ્છા ન જણાઈ હમ ને છતાં કચૂયરતા મને સરત મને સરત મૂકી કે અહિયાં કેટલીક કેટલીક વાર લઢીસ મારી સામે હમ ત્યરેહ તને ખુશ થયા ત્યરેહ તેમના મોહ પર ની અલી જોઈ પછી મને થયું તે માણસ સો રૂપિયા આપવા થી આટલો આમિર થઈ ગયો આટલું હું કહવે ત્યાં થી લેવાની આશા એ ત્યાં થી લેવાની આશા એ ફાર્મસી ખોલી નાખી અને તીરથી અમે અગિયાર રૂપિયા કરોડ હું કઈ અહિયાં લેવા નથી આવ્યો મને તો માલિક ને આપવો હસે એક્ટલો બોજ આપીસ બાકી નહિ અને ત્યરેહ અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા રોકડા આપી અને તેને છૂટો કર્યો અને કહી ને મે મારા ભાઈ ને અને બધી રકમ આપી દીધી આ જોઈ ને એટલા બધા ખુશ થઈ ગયા કે મને પણ આપનો શરણાઈ વગાડવાનો સંતોષ થયો આ બે ચાર પ્રસંગો યાદ આવ્યા અને તે રીતે ઉલ્લેસ્ક કરવામાં આવ્યું આમ બિસ્મિલ્લા ખાન બો સારા શરણાઈ વગાડવાના શિક્ષક હતા આવી ગઈ લગભગ બે વાગીએ મને મામા એ ઉથડિયો હું ઘબરાઈ ને જાગી ઉઠ્યો મે અને પૂછ્યું પાણી જોઇયે છે અમને ના પડી મે ઊંઘ ઉડાડી ને જોયું તો મામા એકદમ સજા થઈ ગયા કઈ નથી તો ત્યરેહ કોઈ ને કહવા પરંતુ મારા થી ક્યાક કહવાઇ જસે એ એ ડાર્લીંગ જ એકલો હોય છે બીજું કોઈ નથી હોતું આઇયાં ના ભાઈ ના

અને અને તેટલા પગે લાગ્યા પછી મને વગડિયું કે આ અવિયાજ છે કે દેવી પુરુષ હસે